એ વાતાવરણીય પરિસ્થિતિ નો એકંદરે છે. જેમાં ગરમી ભેજ અને હવાની ઇંજા સામેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો મોટા વિસ્તાર પર હવામાન ની સંપૂર્ણતાને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. દરિયાઈ ખંડીય શુષ્ક અર્ધસોશ્ક ભેજવાળી અથવા રણ આબોહવા તરીકે વ્યક્તથાય છે. હવામાન અને આબોહવાના તત્વો હવામાન એ કોઈપણ સમયે ચોક્કસ સ્થળની તાપમાન દબાણ પવન ભેજ વાદળછાયુ વરસાદ અને દ્રશ્યતાના સંદર્ભમાં વાતાવરણીય પરિસ્થિતિઓના કુલ સરવાળાને દર્શાવે છે. વાસ્તવમાં હવામાન એ વાતાવરણીય પરિસ્થિતિઓના ટૂંકા ગાળાના ભિન્નતા દર્શાવે છે. અને તે અત્યંત પરિવર્તનશીલ છે. બીજી તરફ આબોહવાને લાંબા ગાળાના પરિપ્રેક્ષણમાં કોઈપણ પ્રદેશની એકંદર હવામાનની પરિસ્થિતિઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આબોહવા એ લાંબા સમય સુધી ચોક્કસ વિસ્તારની અંદર તેની હવામાન પરિસ્થિતિઓ અને વાતાવરણીય તત્વોના સંયોજનોનું પ્રતિનિધિત્વ કરે છે.

વલણો અને સંભાવનાઓ અથવા કોઈપણ આબોહવાની વર્ણનમાં ચરણ સીમાઓને હંમેશા ધ્યાનમાં લેવી જોઈએ. આબોહવા એ સારાંશ છે.

એ આબોહવાની ભિન્નતા છે. હવામાન અને આબોહવા વચ્ચેનો તફાવત તેથી મુખ્ય ત્વે સમયનો એક છે. તાપમાન દબાણ પવન ભેજ વરસાદ વાદળછાયું વગેરે હવામાન અને આબોહવાના ઘટકો છે. હવામાન અને આબોહવા એ પર્યાવરણના સૌથી વ્યાપક પરિબળ છે. કૃષિ હવામાન શાસ્ત્રનું જ્ઞાન વ્યવહાર કૃષિના અનેક પાસાઓમાં ઉપયોગી છે. એક ઋષિ કામગીરીના સમયમાં વ્યવહારો ઉપયોગીતા ધરાવે છે. જેથી અનુકૂળ હવામાન પરિસ્થિતિઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય. અને પ્રતિકૂળ હવામાન માટે ગોઠવાણું કરી શકાય. જીવાતો અને રોગના ઉપદ્રવ લાંબા સમય સુધી દુષ્કાળ જમીન ધોવાણ હવામાનના જોખમ અને કારણે પાક ઉત્પાદનના જોખમ ને ઘટાડી શકાય છે. હવામાન સહાયક અપેક્ષિત આબોહવાની પરિસ્થિતિ માટે સૌથી વધુ અનુકૂળ પાક અને કલ્ટી વર્ષના લાંબા અંતરની મોસમી આયોજન માટે માર્ગદર્શિકા પણ પ્રદાન કરે છે. કૃષિ હવામાન શાસ્ત્રીય માહિતીઓનો ઉપયોગ જમીનના ઉપયોગના આયોજનમાં આબોહવા સંકટોનો જોખમ વિશ્લેષણ ઉત્પાદન અને લાગણીની આગાહી પાકની અનુકૂળ ક્ષમતા અને ઉત્પાદકતા માટે સમાન ભાગ વાતાવરણને જોડવામાં ઉપયોગી કરી શકાય છે. હવામાનના તત્વો હવામાન એ આબોહવાનો એક તબક્કો છે. જે આપેલ સ્થળ પર અને આપેલ ક્ષણે આબોહવાની સ્થિતિને રજૂ કરે છે. જે આબોહવાસા મેં લાંબા સમય સુધી વાતાવરણીય સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે. હવામાન અને આબોહવા અથવા ફક્ત હવામાન તત્વોના ઘટકોમાં શું શું સમાવેશ થાય છે. એ જોશું. તાપમાન સૌ કિરણો સર્વ ભેજ વાદળ દબાણ પવન વરસાદ પાકની વૃદ્ધિ અને વિકાસ અને અંતિમ ઉપજ પણ હવામાન અને આબોહવાનો પ્રભાવ પાકની મોસમ દરમિયાન પાક અને પર્યાવરણ સાથે સંકળાયેલ પ્રિયા પ્રતિક્રિયાઓની જટિલતાની કારણે જટિલ છે. અનુકૂળ પ્રભાવ સાથે હવામાનનો પરિણામો ખેતીની સફળતા કે નિષ્ફળતા નક્કી કરવા માટે વપરાય છે. હવામાન અને આબોહવા મહત્વના પરિબળો છે. વાવણીથી લઈને પાકની કાપણી સુધીની તમામ કૃષિ કામગીરી હવામાનની દયા પર આધારિત છે. આબોહવાએ ચોક્કસ પ્રદેશ માટે પાકની યોગ્યતા નક્કી કરે જ્યારે હવામાન એ પ્રદેશમાં પાક પાકની ઉત્પત્તિઓમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. હવામાન અને આબોહવા તત્વોની અધિક અથવા અછત પાકની વૃદ્ધિ વિકાસ અને અંતિમ ઉપજ પર નકારાત્મક અસર કરે છે. હવામાન અને આબોહવાની અસર જટિલ છે. કારણ કે આબોહવાના તત્વો પ્રકૃતિમાં એક સાથે કાર્ય કરે છે.

મુશ્કેલ છે. તેમજ આબોહવાને હવામાનમાં પર ભિન્નતા છે. આબોહવા પરિણામો મુખ્યત્વે ભૌગોલિક પરિબળો દ્વારા પરિબળો જે એના દ્વારા કરવામાં આવે છે. જેમ કે અક્ષાંશ ઊંચાઈ મોટા જળાશયોથી અંતર લઈને મોટા મહાસાગર પ્રવાહો પવનની તીવ્રતા વગેરે વગેરે ઉપરોક્ત તમામ આબોહવા પરિણામો પવનને પ્રભાવિત કરે છે. પાક ઉત્પાદન માટે ત્રણ ભૌગોલિક પરિબળો ઊંચાઈ અક્ષાંશ અને રેખાંશ મહત્વના પૂર્ણ છે. આ hopical માં આવ્યો. mio climatic કાયદામાં અંકિત કરે છે. તે જણાવે છે કે પાક

અને ચાલીસ foot ઊંચાઈ માટે ચાર દિવસ વિલંબિત થાય છે. કારણ કે ઉત્તર તરફ અને ઉપર તરફ આગળ વધે છે. પવનની તીવ્રતા વેગ

વિશાળ જળાશયો અને પર્વતમાળાઓ ની લાક્ષણિકતાઓ માં ફેરફાર કરે છે.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

બસ મજા માં તમે બતાવો તમે કેમ છો બસ હું પન મજામાં હું હાલે છે

બસ કાંઈ ની just બેઠા હતા ને વિચાર માં આવ્યું કે tuition classis ના વાળા માં અમે બાળકોની પઢાઈ વાળા માં થોડું confusion માં હતા કે શું કરવું કે શું નહિ એટલે મને તમારી યાદ આવી એટલે મેં તમને phone કરેલું સારું સારું સારું થયું બોલો શું કેહોચો કેવું ચાલે બઘુ ઠીક ઠાક હા બઘુ સારું ચાલે છે અત્યારે મને એવું confusion છે બાળકો અત્યારે જયારે school માં જાય છે અને tuition classis માં જાય છે પણ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

થઈ ગયા છે તેમેને ભણવા માં કઈ રસ જ ની રહ્યું એના માટે કરીને એ school કે tuition માં કે બીજે કોઈ classis માં પોતાની રીતે સારું ઘ્યાન નથી આપી સકતા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 મને અત્યાર થી મને આટલી બઘી ચિંતા થાય છે તે આગળ વઘી ને શું કરશે તેને હું અત્યારે કયું subject અમ વંચાવું કે સમજવું એટલે મને તમારી સલાહ જોઈતી હતી હા પેલા તો જો આપડે છે ને આપડા બાળક ને control આપડે જ કરવું પડશે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

આચ્છા તમે અત્યારે શું કરી રહ્યા છો મતલબ બાળકો ના વિશે તમે ગમે તે સાંભળેલું તમારા news માં પન જોયેલું છે તમે ઘણી બઘી વાતો કહી છે બાળક ના ભવિષ્ય માટે અને તેને કેવી રીતે આગળ વાઘારવું અને બીજી બઘી ચીજ કેવી નાની ઉમર માં સીખવાળવી તેને તમારું પેજ માં લખાણ હતું તે વાંચ્યું તો હવે તમે મને સલાહ આપો કે હું મારા ત્રણ વર્ષ ના બાળક ને કેવી રીતે સાચવી ને આગળ વાઘરી સકું છું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 આપડે એના દિમાગ ને આપડે એમ, સોચવું જોઈએ કે એ નો જેમ બોડી માં વીકાસ થાય છે તેમ દિમાગ નો વિકાસ થાય એવી રીતે ની આપડો બાળક પાંચ વર્ષ નો થઈ જાય તોયે એનું દિમાગ હજી હજી ત્રણ વર્ષ ના બાળક જેવું રહ્યું જોઈએ આપડે શું કરવું જોઈએ એના માટે અલગ અલગ વાર્તા ની બુકો લઇ આવી જોઈએ એને એવા કુટુંબ જેવા વાર્તા ની બુકો લઈ આપવી જોઈએ એ ના થી એના દિમાગ માં પન વિકાસ થાય તે સમજી સકે છે કે શું હાલે છે હમણાં બાળક નાના છે તો એને આપડે જેવું સિખવાડ સો એવું એને આવડશે બાળકો હોય છે એ કોરો કાગજ હોય છે એને તમે જે પન સીખડાવસો એ એના મગજ માં ઉતરી જાય તાના સામે કોઈ વાત ચિત પન ણ કરવી જોઈએ જેનાથી તેમના દિમાગ પર અસર થાય ઘણા બઘા સુ કરે છે હમણાં થી જ કહી ડે છે ભણવાનું આવું છે danger છે પછી આપડા બાળક કદી આગળ વઘી ના શકે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

કે હિન્દી હોય પછી કે cartoon વાળી કોઈ પન પીચારો હોય તે બહુ વઘારે જોતો હોય છે મને શું ડર છે મારા અંદર કે અત્યાર ની જે પીચર આવે છે તેમાં કોઈ પન જાત ની શિખામણ આપવામાં આવતી નથી તેમાં બસ બેહ્કવામાં જ આવે છે અને એવું થાય છે કે એવા એવા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

તો એ પન એના માટે ખરાબ અસર ગણાય સે ના ના આપડે એવું નથી કરવાનું આપડે એક એક કોઈ ચીજ માટે રોક ટોક કરશું તો એને આપડા માટે એને એવું થશે કે આપડે તેને બઘી ચીજ માં રોકીએ છે એ વાત તમારી સાચી છે હમણાં ની પીચર કે serial આવે છે એ બઘી એવી રીતે હોય છે કે આપડે આપડા બચ્ચા ઉપર બઉ જ ખરાબ અસર એના વજે થી થઇ સકે છે

છોકરાને બહુ જ રસ છે પીચર જોવા માં TV જોવામાં એ TV થી આકર્ષિત થઈ ગયો છે એમ થાય કે આખો દિવસ એમાંજ રહીએ આપડે એ વી રીતે કરવું જોઈએ એના માટે આપડે એવી રીતે TVchanel લગાવ જોઈએ તમે એવું એક કામ કરો તમારા ડિસ્ક નું જે રિચાર્જ છે એમાં એમ કરો બસ cartoon ના network રાખો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 bollywood હોય કે કોઈ પન હોય એમાં આપડે જો એમ સાચી વાત છે તમાર્રી આપડા પરિવાર સાથે પન બેસી ને જોઈ નથી સકતા તે આપદા બચ્ચા ઉપર ખુબ ખરાબ અસર પડે આપડા પાસે એક એનું આ pollution છે જેનાથી આપડા બચ્ચા ને આ બઘા ચીજો થી દુર રાખી શકો નીચી આપદા સિલેક્ટેડ chanel લો હોય એ આપડે રાખીએ અને બીજા કોઈ chanel જ ણ રાખી એ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

તમે બહુ જ સાચી વાત કરો છો આપડે school માં હતા એટલે આપડી જે જિંદગી હતી એ બહુ જ આપડ ને આ બઘુ phone આ શું છે એ કાંઈ ખબર જ નથી આપડે બઘા હતા

હવે ના બચ્ચા ને આપડે ઘરે થી બહાર નીકળીએ ભાઈ તું બહાર જા રમ ભાગ કુદ તે બઘુ લોકો ને કરવું જ નથી કેમકે એ લોકો ના ઘ્યાનેજ આમાં પડી ગયા છે બસ video game રમવી છે પેલો phone આ તે

હા મને મારા સમય નો વખત યાદ આવે છે ને તો મને એમ થાય છે કે ને એ સમયજ best હતો એ સમય જ બહુ સારો હતો અત્યારે તો બસ પૈસા લેવા માટે અને બસ દેખાવ માટે બાળકો ને class માં જમા કરે છે અને પછી તેમને કઈક નવી નવી ખોટી ખોટી એક activity જ બતાડે

સાવ સાચી વાત છે તમારી જો આપડે school એ હતા ત્યારે આપડે આવા બઘા school વાળા પન નાટક નાતા કરતા હવે તો આ day છે ને ઓલું day છે તો ભારત આમજ રહી જાય છે ફરવા નું આ લોકો આપડે કહી એ સામાજિક વિજ્ઞાન નું એ કઈ હતું હવે એ છે જ ની આપડા time એ બહુ સારું હતું હા અને અત્યારે કઈ ની તો વચ્ચે માં કોરોના આવી ગયો એટલે કોરોના માં એક દમ બઘી જ વિઘાર્થી ઓ

હું મારી વાત કહું હું મારું personal experiance તમને કહું તો એ સાચી વાત છે કોરોનાને વજે થી શું થઈ ગયા છે બચ્ચા બહુ આકર્ષિત થઈ ગયા છે phone થી એ લોકો પેલા શું કે online હાલે છે online હાલે છે teacher ભણાવે છે એમાં પાછુ એને network ન તા મળતા એ લોકો બંઘ કરી ને you tube માં આ cartoon ને ઓલું ને જે તે જોવા લઇ ગયા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 જિંદગી જે પન આવી છે એમાં બઘુ totalij change થઈ ગયું છે બઘુ બદલી ગયું છે હા કોરોના એ ઘણી જિંદગી ખરાબ કરી નાખી અને વઘારે તો વિઘાર્થી ઓ ની હવે તો કોઈને ભણવા માં જાણે રસ જ નથી રહ્યો મને અત્યારથીજ એવું થાય છે મારો બાળક ત્રણ વર્ષ નો છે પન મને અત્યારથી જ એવું થાય છે કે પન એના દોસ્ત કે એના મિત્ર જે ટાઈપ ના છે તે લોકો તે થી ખરાબ સંગત માં ના આપી દઈ એ તો પછી તેને કેવી રીતે સાચવી રાખવો હા તમારી વાત સાચી જેમકે જેવા દોસ્તો હશે એવી અસર આવવાની છે આપડા બાળક પર ઈએ અનુ જેવું group circle હશે એના દોસ્તો ની અસર એના ઉપર આવવાની છે આપડે પેલા એ ઘ્યાન રકવું પડે કે બાળક છે

એટલે તમે કઈ school માં ભણાવો છો હું હમણાં saint mary માં ભણાવું છું અચ્છા તો આટલે એમ ની એટલે એમ મારું કહેવાનું એમ છે કે ત્રણ વર્ષ બાળક ને ત્યાં આપડે admission મળી જ શે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 ત્યાં શું છે બઘુ એમ બરાબર હાલે છે હમણાં મારો point of view એવી રીતે છે આપડે કેટલાક તો પૈસા tuition માં નાખસો તો tuition પન એટલું ઘ્યાન નથી આપતા જેટલું એમ school માં થાય બચ્ચા ને બચ્ચા બીમાર વિમાર હોય તો school લે ન પોહચી સકાય પહી tuition માં એના teacher ને કરાવી દઈ એ પન possible છે પછી school આપડે સારું કરશો અગર પાયો મજબુત હશે ને તો વાંઘો ની આવે એને ભવિષ્ય માં એને વાંઘો ની આવે તો પન હું અત્યારે તો હું ઘર માં એને ઘણું બઘુ સીખાડવું છુ અને તેને ABCD અને બઘુ clear કરી દીઘું છે તેને સારું આવડે છે તેનું દિમાગ પન ઘણું સરસ ચાલે છે પન તો પન એવું થય છે કે ખાલી તે ભણવા માં અગર હું નાખી તો ખાલી જ ભણવા માં ન રહી જાય તેને રમત ગમત પન મારે સીખવાડવાની છે એટલે એ બંને વસ્તુ જે એકજ પુલ માં મળી જાય હોય તો ખુબજ સારું રહે છે

પન એમ થોડા develop થઈ જાય બચ્ચાને પન એમ થોડુક વાંઘો ન આવે એને school લે જવાનું મન થાય કારણ કે હવે એની school માં શું છે લખાવે છે લખાવે છે બસ કાંઈ એવી મજા ના આવે બાળક ને તે શું કે મમ્મી નથી જવું કરીને સુઈ જાય

હા તો હું એક વખત ત્યાં જઇને આવું છુ અને પછી તમારું પાછુ સલાહ લઉ છુ

અને અત્યારે મને એટલું બતાવી શકતા હોય કે અત્યારે નવું બાળકો માટે કાંઈ પીચરો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 હા cartoon નો તો જોવો હમણાં ના તો જે cartoon નો છે એ પન નવા નવા આવી ગયા છે જે આપડે જોતા તા એ કેવા સારા સારા હતા એમ doremon ને nobi ને તેમ આપણને લાગતું હતું કે હા ભાઈ આ realistic છે હવે કતો ઈ જોઈએ છે તો એમાં એવું લાગે છે ભાઈ નાખી દીઘું છે કાંઈ ને કાંઈ હમણાં નું modern જમાના નું બઘુ નાખી દીઘું છે તો એને એમ doremon કે shinchan કે એ બતાવો તો મેં હમણાં થોડા દિવસ news paper માં વાંચ્યું કીએ આપણા અહિયાં ભારત નું કોઈ ખબર નથી જગા ની વાત કરશે તો નામ મને નથી યાદ એ city નું ત્યાં એક જગ્યા એ ભૂકંપ આવીયો એક નાના બાળક doraemon જોતો હોય નાનો બાળક તો એને એમાં જોયું હતું કે ભૂકંપ આવીયો હતો ને તો એમાં nobita છે ને table નીચે બેસી ગયો બચી ગયો હતો table નીચે એના ઉપર ભૂકંપ ની વાજે થી તોડ ફોડ થાય તો તેના લાગે ની table ને લાગે તો એને ન લાગે તો એ ભૂકંપ આવ્યું તો એ બાળક ને યાદ આયું same to same ચીજ એ આવી જ રીતે કર્યું પોતાના ઘર ના dining table ની નીચે ગડી ગયું તેનાથી શું થઈ ગયું છે ભૂકંપ થી બચી ગયી બચ્ચો ને એ ને કોઈ કોઈ થી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 એટલે આપડ ને ખબર નથી આપડે જોતા તા હતા કે આ બઘુ શું છે time machine શું છે anivar door શું છે હવે આપડે મોટા થયા એટલે આપડ ને પન સમજ આવે છે ઓ આ બઘુ હતું તમે ખાલી સોચી શકો છો આના દિમાગ ઉપર કેટલું સારું અસર થશે હમણાં થી તે ભવિષ્ય માં થવાનું છે તે હમણાં સીખી લે હા તે તો છે તે સારી વાત કહીઅને મને તો ખબર છે તમને હું મિત્ર સમજી ને વાત કહું તો મને તો એવું જ લાગે છે કે હું મારા બાળક ને કોઈ પન school માં મોકલું જ નહી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 અને મને એમ થાય છે કે આ બઘુ પૈસા લેવા માટે ની લુટ મચાવી એ લોકો એ તો

જે આપડે એમ જોઈએ છે government school માં ઇજ course ભણાવે છે મોટીમોટી school છે એમાં એજ course ભણાવે છે course કઈ અલગ નથી હોતી self finance હતું પન તેની fees તો જોવો મોટા મોટા ઘર ના હોય એ કરી લે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 ઘરે જ રાખીએ કેમકે માહોલ હમણાં બહાર નો બરોબર નથી એ વાત તો તમારી સાચી એટલે જ મેં તમારા થી વાત કરી કે તમે સારા teacher છો તમે મને સારી સલાહ જ આપસો અને આગળ જતા મને એવું લાગશે મને ક્યાંઈ સલાહ ની જરૂરત છે તો હું તમારા થી વાત કરી શકું છું ને હા હા વાંઘો ની જયારે કો તમે એ થોડી પૂછાય તમારે તમારે જયારે જરૂર હોય તો અડઘી રાત્રે પન call કરજો હું તમને જવાબ આપીશ તમારા કેટલા બાળકો છે મારા બે બાળકો છે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

હા તો તમે ખુદ ને બહુ સારી રીતે રાખેલું છે કેમકે તમને છે ને લાગતું નથી તમારા બે બાળકો હોય એક બાળક પાંચ વર્ષ નો છે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

લાગવું ન જોઈએ આપડે હા એ વાત તો સાચી કહી તમે પન અત્યારે તો કેવું gym અને બઘુ exercise અને yoga માટે નું ને કેટલું બઘુ ખૂલેલું છે એ હવે આપડા પાસે work હોવું જોઈએ કે આપડે જઈ શકીએ ઘર નું કામ હોય આપડે job કરતા હોય ત્યાં નું કામ હોય આપદા બચ્ચા ને સાંભાળવો ભઘા માં થોડી આપડે પોહચી શકીએ જવા વાળા તો બઘી જગ્યા એ પોહચી જાય છે હા સાચી વાત છે આપડે થોડુક આળસ કરી રહ્યા છે હજુ તો બચ્ચા મોટા થયા નથી એ પેલા આળસ આવી ગયી છે પછી તો મોટા થશે ત્યારે શું આપડું આલ થતું મને તો એ સૌથી ને એ ચિંતા થાય છે આપડા માં બાપ ને હેરાન કર્યું છે તો એ પન કરવા ના છે આપણ ને એટલે એ school દિવસો કેટલા યાદ આવે છે કે જયારે મતલબ ત્યારે આપડા મમ્મી પપ્પા આપડા પાછળ પાછળ નાતા ફરતા આપડે ખુદ જ teacher ઓ ના ડર થી

કે આપડ ને એમ આપડા class ના દોસ્તો થી પન એમ બીક લગતી હતી કે એ બઘા મસ્તી કરશે હવે તો કોઈ એમ પન નથી થતું એમ કઉ છું

હા સાવ સાચી વાત છે હવે કાંઈ ડર અને શરમ કે એ બઘુ કાંઈ રહ્યું નથી એ હા મારું પન મારું એક સવાલ હતું કે અત્યાર થી હું મારા બાળક ને computer ને બઘુ સીખવાડ કે શું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 ને એ કમજોર થઈ જાય આંખ ની છપકી ને આટલું પન ની ને પણ time એને આપો ને time હિસાબે થોડું થોડું સીખાડો તો બહુ જ સારું એને વાંઘો ની આવે એમ જલ્દી ને જલ્દી સીખી જશે હા મારા દિમાગ માં એજ હતું કે હું અત્યાર થી જો આ computer ને બઘુ સીખવાડીસ ને તો એનું દિમાગ થોડું વઘારે ચાલશે અને એને સમજ પડશે કે આપડી life આ બઘુ તો બહુ હજ

ના ના તમે સીખાડો સીખાડો બહુ સારી વાત છે હા હા ઠીક ઠીક ચાલો હવે હું તમારી રાજા લઉ અને હું થોડીક વાર પછી ક્યાં મને કઈ પન કામ રહે છે અને મારા બાળક ના admission માટે નું પન કઈ પન કામ રહેશે તો હું તમને જરૂર phone કરીશ હા બેજીજક તમે phone કરજો ચાલો મળીયે હો હા ઠીક છે આવજો ફીલરનો કારણ સબંધિત અ અભિસંધાન નો પ્રયોગ અત્યાર ની ખરી રાત્રે સાથે પાવલો ને તેમ કરી તેને સાથે નો સબંધ નું સિધાંત કર્યું હતું એમ પ્રમાણે ફરી એક એના સામના અમેરીકાન મનોવૈજ્ઞાનિક મનોવૈજ્ઞાન ને કારક પ્રયત્ન કારક થયા મુક્ત અભિસંધાન ને મહા મુલિત આપી દે આ અબીસંધાન માં સાથે અને અભિસંધાન તરીકે વિચાર વિચાર વાણી જોવા મળી હતી શાસ્ત્રીય અભિસંધાન અભિસંધાન પ્રાણ સહીત પણ પ્રતિક્રિય પ્રતિક્રિયા ના કરી શકે તેવા સમય અંતરે યજમાન ને પ્રાપ્ત થાય છે જયારે સારશ સબંધીત પ્રાણી પોતેજ ત્તષ્ટ પ્રતિક્રિયા કરે ત્યારે તે બાર બની જાય છે ટેલરના ટેલર ના મત પ્રમાણે શબ્દ શબ્દ પાસે પ્રાણી માનવી પ્રાણી છે માનવી ના વર્તન વિશેષ તી આકાર આપી આપી શકાય છે આ આ અન્ય કારણે શિક્ષણ તથા સમસ્યા માટે તેમને અનેક સમસ્યા પેટી ની રચના કરી હતી તેમાં સમસ્યા પેટી તરીકે થાય છે સમસ્યા પેટી ની વિશેષતાઓ તે સૌથી અન્ય શિક્ષા અને તથા સમસ્યા પેટી અને તેકીને તેની સામે આવેલા હાથ ને એક તાણ એક તાણ આવે છે જયારે પ્રાણી જયારે હાથો દબાવે હાથો દબાવે ત્યારે અન્ન સુથીકા સ્વયં પેટી માંથી અન્ન પાન થાય છે

સળિયાને બચકા ભરવા અને સળિયાઓ નો સમાવેશ કર્યો હતો આવી અનેક ક્રિયા માં અચાનક તેમાંથી શિકાર પ્રાપ્ત કરવાનો

આંખો દબાઈ ગયો ઉંદર આંખ ઉંદર આંતરિક રચના થી અપરિચિત તિરસ્કાર બે ખબર હોવાથી તેના અન્ન શાસ્ત્રમાં અન્ન કુટીકા કે તેઓ ખયાલ ખ્યાલ જ ન હતો પરંતુ થોડા સમય પછી ધ્યાન અન્ન કુટીકા તરફ તથા અનુ રુચિકા હારે ઉંદર બહાર આવન તૈયારી પ્રતિક્રિયા તદન ઉપયુક્ત હોવાથી હોવાથી ઉંદર ના આ કોઈ શિક્ષણ આથી તેનો ન હતું આથી તેનું ફરી સમસ્યા પેટી માં મુક્ત સમસ્યા પેટીના બહાર નીકળ નીકળવાના વ્યર્થ પ્રયત્નો કર્યા તે દરમિયાન તેમાંથી ફરીથી અચાનક પાછળ દબાણ થાય માંથી થાય છે સમસ્યા પેટી ઉંદર ના પેટીમાંથી મુકવાથી પંદર મિનીટ પ્રાપ્ત થાય છે બીજી અન્ન પેટીકા પેટીમાં મુકવાથી પાંત્રીસ મિનીટ

સુડ્તાલીશ મીનીટે ત્રીજી અન્ન પેટીકા પ્રાપ્ત થાય છે ચોથી અન્ન પેટીકા ઉંદરને પાંજરામાં મુકવાની ત્રણ ત્રણ મિનીટ આ ચાર વખતમાં ચાર ચાર દબાવાની પ્રતિક્રિયા કરતા ને અંતે ઉંદરને ઉંદરને સમસ્યા માંથી આંખો દબાવાથી અનુજ શિક્ષણ પ્રાપ્ત થાય છે ત્યારબાદ ઉંદર વાંરવાર આંખો દબાઈને અન્ન પેટીકા મેળવો તો હોવાથી મેળવતો હોવાથી તેમ તેમના આંખો દબાવાની થી અને અન્ન પેટીકા અને અને અભિસંધાન ને જોવા મળ્યું ને જોવા મળી ત્યારે શિક્ષણ મૂળભૂત કર્યો ની સમજુતી યજમાન કોઈ પણ શિક્ષણના અધ્યાતીકાર માટે સપ્નૌમ ધરાવે સબનમ માટે શીખાયેલી શીખવવામાં આવેલી પ્રક્રિયા ના જે બળતા